પછી દિવાળી પછી તો કાઈ નઈ આવે હા પછી તો શિયાળો આવે એટલે ઠંડી જ ખાવાની હા કોકના લગન આવે તોય મજા આવે મારે તો આ વખતે કોઈના લગન ય નથી, નહીંતર ય એમ થાય કે

અમારે અમારી શેરીમાં દર વર્ષે એકાદા બે જણાના તો હોય જ પણ આ વખતે તો કોઈના નથી અમારે ય આ વખતે કોઈના નથી હો મેં કીધું, હું મારી મમ્મી ને ઈ જ કેતી તી મેં કીધું કોઈના લગન ય નથી ને કાઈ આ વખતે તો શિયાળો જવાનો નથી કંટાળો આવે એમ થાય કે ક્યાંક જવાનું હોય ને તો મજા આવે

હા તે marriage બીજાની ન્યા હોય ને ન્યા મજા આવે આપણી ઘરની ન્યા હોય ને એટલે આપણે બધું કરવાનું હોય ને એટલે થાકી જાય

અમે એ side નીકળવાના જ છીએ તયી આવશું હા તે આવજો તમ તારે જમવા રોકાય એમ આવજે

ભારત અને તેમનું હજુ ચુંટણી લડાવાના અભડકા america predict જોવાં wayland ને બીજા માટે term માટે election લડાવા એમ કહ્યું કે સાથે america ના રાજકારણ, culture માંથી છે biden એવું કહ્યું છે કે america ના આત્મહત્યા બચાવવા ખાતર એનું ચુંટણી લડાશે પોતાના સાથે russia કેમ, જે હશે એવી વાત પણ ભડાઈ કરી છે election માટે ત્રણ minute માં video પણ biden share કર્યા america ના ભૂતપૂર્વ president donald trump તો, અભાવો ચુંટણી લડાવી ઉરાદા જાહેર કર્યા ચૂકયા છે તેમ છે કિસ્સાઓ ફર્યા છે america ચર્ચા અને વાત ની જે,

america જે શરુઆત થયા એ મોટે ભાગે donald trump ને બેમાંથી કોઈને protect નથી કર્યો ઈ ઈચ્છતાં નથી એટલે, poll એવું કે છે કે સિત્તેર ટકા લોકો એવું નથી ઇચ્છતા કે biden biden ચુંટણીઓ લડે સાહીઠ ટકા લોકો trump નામ સાથે ચોકડી ચોકડી,

અવિરિત કામગીરી નથી કરી america નામનું થયું ઉલટું એટલે ભારી, ફરતું રે છે એ બધી કોઈ બાજુ મુક્યું નથી સૌથી સૌથી ઉપયોગ વિશ્વને બંને એ જ બને છેલ્લું છે કે બે baiden એસી ટકા એસી વધ છે ને election વખતે તેઓ બ્યાસી વર્ષના હશે ભૂતપૂર્વ donald trump છોતેર વર્ષ છે એ election

dollar અને international currency દુર કરવામાં પ્રયાસ ચાલી રહી છે એક સમયે america કે ધ્વારા હતી હવે કોઈ america ફાટી,

જબરજસ્ત culture માંથી નીકળી નક્કી હેલી કર્યું કે biden president નું election રહેશે અને જીતવાનું કમલા હરીશનું પ્રજે, president બનવું final થઇ ગઈ હશે biden president હશે એ દરમિયાન જરૂરી હશે અને પછી તેમનાં સ્થાન કમલા હ president બ બનશે બાયેધ્વ, america ભલે મહિલાઓ અધિકાર વેચી કરતુ હોય પણ america એ ઈતિહાસ કર્યા કોઈ પણ મહિલા america president બની નથી. કામ ચાહું મહિલા president બનાવાનો record પણ કમલા હરીશ નામે નોધાયો છે નવેમ્બર બે હજાર એકવીશમાં, બગડી હતી કરવા માટે થઇ તેને આવ્યો હતો ભાઈ બેભાન બેભાન હતાં આના દરમિયાન, પંચ્યાશી minute માટે president તરીકે ચાર્જ વાહિત president કમલા હરીશ શોધવામાં આવ્યા હતો ત્યાં સુધી વાત કરી છે પંચોતેર વર્ષ, મોટી ઉમરનાં નેતા ચુંટણી લડવાની વાત કરે ત્યારે એમની માનસિક ક્ષમતા તપાસવા માટે પણ પરિક્ષા લેવી જોઈએ એ આવું ક,

donald trump મોટા ચુંટણી લડાવે કરીને એક એટલે વાતો પૂરી થઇ હતી બંને પોતાના party મજબુત સ્થળે માટે આ એક, પ્રત્યેકમાંથી પડતું છે america president હોવે છે કોઈ president બે time થી વધુ સમય શકતા નથી એ હિસાબે, baiden ચુંટણી લડી શકે છે donald trump એક term માટે president રહ્યાં ચુકી છે બીજા term માટે એક,

શું છે? જોવાનું એ છે કે એ પોતાના party party કે કેમ america president national election તારીખ પાંચ નવેમ્બર બે હજાર ચોવીશ ના રોજે થવાનું છે કે, હિસાબે હજુ ચુંટણી આડે ધોષ વર્ષ જેટલાં સમય છે હજુ આ સમય દરમિયાન ઘણું બધું બની શકે છે biden અને trump હવે બુઢાં થયાં. બંને બાકીની જિંદગી આરામ થી કાડવી જોઈએ એવું america ના લોકો કહે છે પણ સત્તા એવી ચીજ છે કે એનો સ્વાદ એક વખત લાગી ગયો પછી એ છુટતો નથી. જો biden કામ કરી શકતા નથી બાકી જાય થાકી જાય અને ઘણી વખતે એનું શું બોલવાનું છે અને શું મળવાનું છે એ પણ યાદ નથી હોતું. થોડાં સમય બાદ બંને એ ઘટનાઓ જબરજસ્ત ચર્ચા હતી તરીકે પંદરમી અને સોળમી નવેમ્બર બે હજાર બાવીશ રોજ, indonesia bali માં જે વિશ દેશોમાં જીલ્લા વિશ દેશોમાં વડાઓ બેઠક સુવિધા હતી એક દેશનું,